બરાબર છે હવે મારે, બરાબર, મારે મારી વાઈફનું ઓપરેશન કરાવવું છે. હા, તો એના માટે?

મારી વાઈફનું ઓપરેશન કરાવવાનું છે, આંખનું ઓપરેશન કરાવવાનું છે. હા,

હવે કોઈ હોસ્પિટલ વાળા માંગે પૈસા, તો એના માટે શું કરી શકાય?

હા હા, બરાબર છે.

બરાબર, હા સર ખ્યાલ આવે, હા સર પૂરેપૂરો ખ્યાલ આવી રહ્યો છે. હવે સપોઝ કે આપડે એક હોસ્પિટલમાં સર્વિસ લીધી છે. ત્યાંની સર્વિસ આપણને બરોબર ના લાગી હોય અને આપડે બીજી હોસ્પિટલમાં જવું હોય તો એના માટે કઈ રીતના હોય છે? પછી એ લોકો આપણને કઈ રાજા આપી શકે? હા હા.

હા, સર એ પૂછી લેજો સર.

હા હા, હા હા.

બરાબર છે. આમાં બીજા કયા કયા હેલ્થ ઈન્સ્યોરન્સ હોય છે, સર?

બરાબર, જી સર.

યરલી પ્રીમિયમ જે હોય છે સર એ એમ જ રહેશે કે પછી અલગ-અલગ હોય છે દર વર્ષે?

બરાબર છે, હા હા.

બરાબર છે. હા સર. હા સર પૂરેપૂરો ખ્યાલ આવી ગયો.

અરે આવે જ છે ને! કેમ નઈ આવતા? group chatting કરીયે છે, આટલી બધી તો વાત કરીયે છે. Instagram પર reel share કરીયે છે. અચ્છા, ગમે તેમ પણ contact માં છીએ એવું તો લાગે ને! હમ્મ, કેમ આટલા દિવસે, બવ દિવસે યાદ આઈ? હા. હમ્મ હમ્મ બરાબર, સારો idea છે. મેં, અમે બધા બી એવું જ વિચારતાતા

ગમે તયાં tour પાર જવાનું હોય ત્યાં group વગર એકલા એકલા કશું મજા નઈ આવે. હમ્મ હા, હા.

બરાબર, તો ક્યાં જવાનો વિચારે છે?

બરાબર, બરાબર. હમ્મ, ચાલે. તો કોણ કોણ આવાનું છે? ના, ના, કોઈ problem નઈ. હમ્મ. અનન. કેમ night? હમ્મ, હું. હું. ચાલે. ચાલે ત્યારે. હું. હું. ચાલે ચાલે. કોઈ issue નઈ. ચાલે ચાલે. તો કોણ કોણ આવાનું છે આપણા group માંથી?

બરાબર. બરાબર, ચોક્કસ ચોક્કસ. ઓહો હો. બરાબર. તો તો બવ જ મજા આવશે.

હમ્મ, બરાબર. અતારે આમ વિચારી ને જ એટલી મજા આવે છે તો, ત્યાં જઈ એ તો કેટલી મજા આવે, હે? તો. તો શું છે ticket નું ને આ તે બધું? Budget કંઈક તો નક્કી કરવું પડશે ને?

ચાલે. કેમકે, પણ જવાનું ને જવાનું બી comfortable હોવું જોઈએ ને! પછી આપણે જતા જતા જ થાકી જઇયે તો પછી આપણે મજા જ શું કરીયે? કશું enjoy ના થાય ને! તો કેમના, જઈશું કેમના? Train માં કે પછી બસ માં જઈશું? હા. એ તો છે જ ને! ચાલે! હમ્મ. તો એ જ ને. મને તો, એ જ best લાગે છે તો, કાં તો પછી train માં જવું આગળ પડે. તારું શું માનવું છે? હમ્મ, એ બી છે. Emergency માં નઈ મળે? Traveller બી ચાલે. શું? હમ્મ. એ બી ચાલે. એ બી best રેય. હા. ચાલે ચાલે. હમ્મ. બરાબર. ચાલે. હા હા. ત્યારે આપણે કઈ એટલું, reservation કે waiting ના ચક્કર માં પાડવાનું યાર. ખાલી ખોટું problem માં મુકાઈ જવાય આ તો! ના, એ જ જોવા બેઠો છું હવે. બધાને હજીતો પેહલા ready થાય તો કઈંક થાય! એમનેમ હું જોઈને શું કરું? જો તઈં ની શાંકુશ જે wonderland છે બરાબર. અં હા. બરાબર. હા હા. એટલે અલગ થી કોઈ charge નઈ. બરાબર.

હમ્મ હા. અને, હા. તો એક કામ કરને, આજે કાંતો પછી કાલે સવારસુધી માં તું booking કરાઈ દે બધા ને પૂછી ને.

અને કોઈ problem તઇ આગળ ના થાય આપણને બરાબર. હમ્મ હમ્મ. અને costume ને એવું આપણે આઇયા થી લઇ જવાનું કે પછી ત્યાંથી જ આપશે એલોકો. include થઇ જાય છે? બરાબર. નહીંતર કેવું? અચ્છા નહીંતર ના આપતા હોય તો પછી આપણે અહીંયા થી એ રીતના લઇ જૉઈએ costume એમ. બરાબર. તો, બોલ બીજું? એવું છે થેપલા ખાવા છે તારે? હટ્ટ, રાય. હવે water park માં જતા હોય તો કોણ થેપલા ખાય? આ તો એ તો આપણે નાસ્તો કરીશુંને બાર. આટલા દિવસ તો ઘર નું ખાધું છે! હવે આટ, બે દિવસ બાર જવા મળે તો બે દિવસ બાર નું ખાઈ લેવાનું. હો ઓ, મસ્કા માર તું મસ્કા માર! લોકો ખાવા માટે શું શું કરે હે? હમ્મ, સારુ સારુ, લાઈશ. હમ્મ અરે એ તો ચાલ્યા કરે હવે. હા છે ને! હાથ માં જ છે.

હા હા. એટલે મારામાં જરીક છે ને net નો problem છે, બવ slow આવે છે! એટલા માટે જ!

તમને મફતિયું લેવાની આદત પડી હોય એટલે તમે એ જ વાપરો ને! હા હવે. ચલ ખોલી હવે શું કરું?

હમ્મ. હમ્મ. હમ્મ. ~Boomba. હવે હું શું કૌ છું, મને આ બધી rides માં છે ને બેસવાની બીક લાગે છે!

અને, કશું problem થશે તો? આમ અટકી જવાય એવું તેવું હોય rides માં તો શું કરવાનું? હમ્મ હમ હમ્મ. હા હા. હા એ બી છે.

હમ્મ. તો નાઈશુ જ ને! હમ્મ. હા. બરાબર. બવ મોટી મોટી rides છે નઈ? ઉમમ, મનતો ખબર જ નાતી બોલ! મેં કોઈ દિવસ. હમ્મ? બરાબર. હા હા. અચ્છા! બરાબર. હમ્મ. હમ્મ, બરાબર. કઈ નઈ જઈએ પછી ખબર પડશે કેટલી મજા આવે એમ! આમ તો હૂં ગઈ છો water park માં તો, પણ! આટલી બધી rides કૈંયે નથી જોય!

સાચી વાત છે. આપણે ગુજરાત માં રહી ને કશું જોયું નથી ને? એટલું લોકો બારથી જોઈ જાય છે! શું કરીયે યાર. હમ્મ. સાચી વાત છે.

હમ્મ અમદાવાદ આવે છે પછી, જોવું પડે યાર! હમ્મ, એ તો મેહસાણા થી આગળ આવે ને! હમ્મ. પાટણ માં રણકી વાવ છે. ના ના. અમદાવાદ માં આઈ અડાલજની વાવ અને પાટણ માં રણકી વાવ!

હમ્મ. હમ હમ.

સારું, પણ આપણે Volvo માં જવાનું છે તો પછી કઈ રીતના જઈશું?

હમ્મ, ચાલે ચાલે. હમ હમ

હમ હમ. બરાબર. અરે રે! બાપ રે! કશું enjoy જ ના કર્યું? હમ્મ હમ. હમ્મ. હા. અરે. હું water park માં ના ગયા એમ? કશું enjoy બી ના કર્યું! બરાબર. એમને પીવા મળ્યું એટલે પતિ ગયું. હે. હમ્મ. હોય હોય. અમુકને, બધા ના શોખ.

અરે દારૂ બંધી ની શું વાત કરે છે? એ તો કેવાનું જ છે! એ તો કેવાનું જ બંધી છે, બાકી કઈ બંધી નઈ, પીવા વાળા તો પીવે જ છે! હમ્મ. એ તો છે જ. હમ્મ. એ બી છે! Logic સારું છે!

હમ્મ. બરાબર છે હમ્મ. બરાબર.

હમ્મ. સાચી વાત. તારે! એ બી છે. સાચી વાત. હમ્મ. બરાબર.

એવું થોડી હોય? group માં જવાનું એટલે કઈ બધા જોડે ને જોડે જ રહેશે એવું થોડી હોય! કોઈ આઘા પાછા થાય બી ખરું, જેન જેમાં મજા આવે એમાં જાય!

હા તો. મસ્તી તો કરીધું જ ને. Pool માં મસ્તી કરીશું, પછી rides માં મસ્તી કરીશું, અમુક slider હશે તયાં મસ્તી કરીશું! મજા આવે. એવું? હમ હમ.

હમ્મ. બરાબર. બરાબર! તને ખબર અમે ગઈ સાલ ગયાતા ને, મારે એવુજ થયું તું. મન ડૂબી જ જવાતુંતું.

અરે પણ મને છોડે ને તો હું ડૂબી જ જતીતી, કાંતો આમ આઘી-પછી. એ મને આમ પકડે ને તો બી પાણી નો આમ એ આવે ને, તો હું તણાઈ જ જાવ પાણી ની જોડે જોડે ખેંચાતી જવ

ચોક્કસ-ચોક્કસ. હા હું પૂછી જોઇ, જો free હશે તો આવશે.

બધા પોત-પોતાના રસ્તે હોય, બધા પોત-પોતાના કામ માં હોય, તો પછી આ તો અચાનક plan બની ગયો અમર બે જણ નો, તો પછી અમે જતા આવ્યા. અને એ બી ગયા વર્ષે ગાયતા અમે.

પૂછી જોઇશ. કદાચ એને comfortable લાગે ના લાગે આપડા friend circle માં! દે. देखते है अभी. તો-તો હું નાઇજ આવા દઉં. હું જ ના પાડીશ. ના ના, હવે નઈ જ આવા દઉં.

આ તો કેવાય નઈ ભૈ અતારેતો! મેં ક્યાં એવું કીધું. હમ્મ. તું ક્વ ના તો મન શું ખબર પડે. એ બી આવશે જ ને તો તો. તારે! હમ્મ. બરાબર. મેં બધા ફોટા જોયા છે! Online જોવ જ છું. શકુંશ ના water park ના. બધા બો મસ્તી કરે છે જો ને! Video બી છે અમુક અમુક. બો મોટ્ટો છે નઈ waterpark!

હા, દૂર બો પડી જાય આપણને. એવું. એક કામ કરને તારે, ઘેર જ બનાઈ દે waterpark. હમ્મ. તારે ઘેર pool બનાઈ દેવાનો જવું જ ના પડે. એમાંય વચ્ચે હોડી મૂકી દેવાની, side માં પેલી લપસણી આવે ને એ મૂકી દેવાની. એટલે સીધું લાપસી ને pool માં. હમ્મ એક બે tube મૂકી દેવાની. તારે. હમ્મ. હમ્મ. તારે. ખોટો ખર્ચો બી ના કરવો પડે! એ ખાવા-પીવાનું શું કરીશું આપણે, hotel માં જ resort માં જ રાખીશું કે ફરી? ત્યાં મળે છે વાત બરાબર. પણ મતલબ આપણે contribution કરવાનું છે કે પછી જેન જે રીતના ખાવું હોય પીવું હોય એ રીતના છે?